હા ગુજરાતી માંથી english માં એટલે ત્યાં description હોય ને એક જણા ને ઉંધી પડે hard પડે અને પાછું એટલે, practice એ વહી ગયી હોય ને description પેલી વાર છે ને એમ આપડે. હા practice એ વહી ગયી હોય લખવાની. હા twelfth માં અપડે કઈ રીતે પણ આપે exam ના લેવાની,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

હા એટલા બે વરસ ભેગી થઈને ન હોય એટલે practice એ ના હોય speed એ ના હોય એટલે તમારે exam માં તો બૌ hard પડે છે લખવું એટલે, સુ કરવું એજ ખબર નો પડે પેલા તો હમ પછી કાલે account ની જે થાય એ ઈ હા તારે બધા થઇ ગયી છે ને તૈયારી account માં હા એક વાર જોયું છે બીજી વાર ઉપર,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

હા બધા કે જ છે એટલે અપડે જાસુ હાલ ને બધા ને આમેય ત્યો એક્ષામ પુરી થઇ ગયી છે એટલે friends, friends જઈસુ. એમાંય શાહરૂખખાન છે દીપિકા પાદુકોણ છે જોયું તું તે trailer સારા છે હમ ના trailer નથ જોયું. જો ચેવો મસ્ત હે એમનું કેઉં હશે કે થોડું અલગ છે એતો હવે એની જેવો જ છે. પણ આ bollywood, movie પહેલું એવું છે જેણે આટલી કમાંણી કરી એમ એની જેવો જ છે તો એ rrr ની તો બરાબરી ના થાય મજા આવી હતી ને અપને ગયા તા ને જોવા હા સારું હતું એ હા તો, એમાં ય જોવે કેવી મજા આવે છે બધા વખાણ કરે છે હમ જોઈએ કેવું છે movie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

એ સવારે જાય એ સવારે જાય ને સાંજે આવે એમ, સવારથી સાંજ અને ભણતી કે study કઈ કરતી નથી ના એને પૂરું થઇ ગયું છે પૂરું થઇ ગયું તાર થી મોટી છે ને હા. એને master કરી લીધું હમ હવે job ઉપર job કરશે હા એને training સારી આપતા હશે કૈક વધારે હે, sallary સારી આપતી હશે એમ salary કેટલી આપે છે એમ હમ એને દસહજાર છે અત્યારે તો starting હજુ તો ચાલુ જ કર્યું છે ને,

બોલ બોલ બીજું મારા ?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 ઓરે જાય એવા નથી એમ હા

હમ એટલે અમદાવાદ માં વરસાદ થયો હતો ખબર છે વગર મૌસમ નો અમદાવાદ,

વરસાદ આવેને ગળિક ગરમી થયા ને ગળિક શિયાળા જેવું કે લાગે બધી ત્રણેય ઋતુ આવી જાય એક દિવસ માં ત્રણેય ઋતુ દેખાય જાય એમ, બે ત્રણ દિવસ થી ઠંડી ઓછી પડે છે હા બાકી સવારે ઉઠાય એમ ના હોય હા college જવાય એમ નો હોય હા, હમ હમ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

હમ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

હા વચ્ચે કેવો corona આવ્યો હતો હા ઘરે lockdown lockdown કેટલું lockdown રહ્યું પાછું ક્યાંય જવાનું નાઈ ઘરે રેવાનું નવા નવા experiment થયા હા

Hello આવે છે ને અવાજ આવે છે ને મારો hello, hello આવાજ આવે છે હા હવે આવ્યો. હમ Network મૂકી દે છે અહીંયા ક્યારેક કયારેક એવું થઇ જાય છે અવાજ કપાય છે ને એવું થાય છે હા, Plan કરો એટલે આપડે,

હા plan માં તો હમણાથી phone નતો કર્યો ને એટલે પછી મેં કીધું લાય પૂછી જોઉં એમ જાઉં હોય તો બધા જાહે હરે હરે મેં કીધું મેં કીધું,

કઈ નાઈ બેસવાના college વાળા શ્વાસ ના લેવા દે exam પર exam આપે હમ અને એ બધું visa નું ને એમાં બધું કામ ને એવું હતું college માં અચ્છા એમ આખો દિવસ તમારે એના visa નું થઇ ગયું? હા હમારે થઇ ગયું મજા આવે હતું તો એ.

DRD માં કેવું થાય છે હમ એમાં તો ચાલ્યું જાય બધા function ને એવું હમ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

અત્યાર કેમ થાય સવાર નું કેમ ઠંડી નું જવું પડે.

હા દૂર પડી જાય ને પાછું હમ અડધી કલાક ઉપર તો પહોંચવામાં જાય પંદર minute માં પહોચીસ જવી પછી ચોમાસામાં કેવડાવે ને કે ત્યાં છેક જાઉં, વરસાદ નું ન અને હારું પડે આતો આપડે હમ હમ તો કઈ ની બોલો બીજું,

ના હોય,

બસ બસ મજામાં મજામાં તું કેમ છે? તને અવાજ સંભળાય છે બરાબર કે થોડું delay છે અવાજ માં? હા ઓછું ઓછું આવે છે બઉ બઉ ઓછું આવે છે એક minute મારા એક ફોન માં છે network માં તકલીફ હોય છે કોઈવાર હમણાં કેવું છે હમણાં બરાબર છે સંભળાય છે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 ના એ બરાબર છે બધું આઈ જોઈ લીધું મેં

ના હજી હમણાં બે વાગે બેસી જઈશ અત્યારે તો ઘર થી જ છે છુ જમીને બેહી જાવ ઓ અચ્છા અચ્છા તમારે એટલે હમણાં એવું છે ને આરામ થી તમે બે વાગે logging કરો એટલે ચાલે એવું છે બરાબર આ ફાયદો USA client europe client આ ફાયદો થાય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 ને પછી જમીને શાંતિ થી દોઢ એક સાયદ સીરીયલ બીરીયલ જોઇને શાંતિ થી બેસી જાઉં બે વાગે હું તારું સારું છે એટલે અમારે તો યાર અહિયાં ઉઠી જવું પડે એમ સોમવાર હોય સોમવારે બી નવ વાગે તો કામ પર શરૂ થઇ જવાનું એમ એટલે તકલીફ તો છે થોડી

ચાલો જલસા છે વાધો નથી બાકી બાકી ઘરે શું કે બધાં હમ ઘરે સરસ બધે પપ્પા તો ગયા office મમ્મી છે ઘરે મમ્મી ના કોઈ friend આયા છે બે ત્રણ ઓ અચ્છા તો તમે તમે એમ કે તા તા ને last time મારી વાત થયીતી એવું કે તા તા ને પપ્પા તો કે અમ ફરવા જવાનું છે આપડે ક્યાં આગળ કૈક કેતાતા કૈક કશ્મીર કશ્મીર side જવાના એવું થયું પછી આગળ કઈ કર્યું કે નહિ હજુ હમ અર એ બને લોકો જવાના છે એમના ટીકીટ બી કઢાઈ ગયા છે અને એ છે મે મા me be આપડા બીજા માસી અને એ લોકો પણ છે જોડે એમની તો એ બધાં મળીને કેટલા દસ પંદર પંદર એક દિવસ માટે જવાના છે જમ્મુકાશ્મીર તો એમના ticket બધા second ના કઢાય દીધા છે પપ્પા એ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

ઘર ના તો બી દસ દસ બાર લોકો છે તો બધાં જોડે અહીંથી train બધાંની ભલે અલગ અલગ છે પણ ત્યાં પછી return અને ત્યાં થી ફરવા નું બધું એ જોડે છે આ વખતે હમ નઈ આ વખતે એમના પૈસા બઉ ઓછા છે એટલે અઢાર એક અઢાર વીસ હજાર માં trip છે એક person ની તો એ બઉ સારું કહેવાય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

છે તો એ traveling માં બવ time જતો રે પછી તો total atleast ચૌદ પંદર દિવસ એટલે હું નથી જતો મને આટલી રજા નહી મળે હા તો એજ હું તને પુછવાનો કે તું કેમ નથી જતો લે આતો દસ પંદર દસ દિવસ થયા એટલે જવાય તેમ નથી બાકી સીરમ જોવા જેવું છે મસ્ત છે મારું બાકી છે એમ મારું બાકી છે હજી જવાનું but જોઈએ હવે તો friend લોકો ગયા છે બધું સારું સારું સંભાળવા મળે બઉ એમ સારું છે જોઈએ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 તારે તારે હજી તું આ side નહી આયો આપડે શું કહેવાય પાછલા પાછલા મહિના માં જનવરી માં ગયો તો કસે ફરવા ક્યાં ગ્યો તો? આહ એ તો એ જનવરી માં હું પહેલા હપ્તા માં ગયેલો આઠ આઠ કે નવ આઠ અને નવ તારીખે તો એ મારા company તરફથી હતી કોઈ ખર્ચો આપડે નહી કરવાનો બધું company તરફ હતું એતો હમ એ main Saturday sunday નથી તો હું ગુરુવારે ગયેલો અહીંથી રાતની train હતી તો પછી મારા sir ના ઘરે રોકાયો બીજું કોઈ હતું નહી એટલે sir પછી શનિવારે સવારે

તો પછી અમે અહિયાં ગાડી બોલાવીને પછી અમે અહીંથી office પર ગયેલા પછી બધાને લઈને ની કળેલા એ હમ તો એ એ એમની side beach હતું ઓ અછા તો રેવાનું રોકાવાનું ક્યાં બધું રોકાવાનું ને ખાવાનું બધું રોકાવાનું એક મસ્ત એક villa villa type booking કરેલું તો કઈ અમે કેટલા વીસ ચાર પાંચ room સરસ હતા બધા room એક દમ અચ્છા હઅ beach beach પર અમે એક બે એક બે વાગે પોહ્ચ્યા હજી જમવામાં જરાક વાર હતી તો પેલા જઈને અમે beach જોડે હતું બિલકુલ બસો ત્રણ સો મીટર પર હતું beach પેલા અમારા villa પરથી તો પેલા જઈને છે ને અહીંથી જમવાનું time હતો જમવા માટે તો ત્યાં જઈને પેલા અમે cricket અહીંથી boll bet બધું લઇ ગયેલા તો ત્યાં cricket રમતા હતા બધા તો લોકો બીજા અમારા colleague હતા ને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 ત્રણ ચાર વાગે ફરીથી ગયા beach પર ને જમવામાં main કે જમવામાંઅમને traditional આપડુ મારાઠી જે dies હોય એ ખાવા મળેલી ને પાછા હું તો મરાઠી માં actual tropical dies માં એવું હતું કે અમે પાછા order આપીને બનાવેલા તે ઉખડેલા મોદક હોય અમારા મરાઠી ના એક famous dies છે આ મોદક તો આતો આતો sweet માં આ sweet માં હતું ગરમ ગરમ એ આછા ધી નાખી ને આપે ને એક દમ મસ્ત લાગે ને પછી ખાવા માં આ non veg માં તો fish હતી એ ની fish બવ famous હોય તો એ હતી ને હજી એ ની special નો એક ભાગ આવે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

આછા ચલ એટલે સારું રહ્યું એમાં તમારું હું તો તને કેતો હતો કે આયા આઈ જાને તું બેંગ્લોર તને જો આઠ એક દિવસ મળતા હોય આઠ નવ દિવસ તો આયા બેંગ્લોર આઈ જાન આપડે ત્યાં રોકાવાનું ને મસ્ત આયા મસ્ત તને ફરાવીશ south માં આઈય india માં ફરવા જેવું બવ છ અર મારે મારે વિચાર તો છે જ અમ એકાદ weekend પર છેન એવું જ આપડે કરીશું કે live saturday કે એવું કૈક થઇ જાને તો કેમકે એમ્ભી તો work from home જ છે તો laptop લીન આય જે કામ તો ચાલુ જ રેસે એમ બાકી saturday Sunday માં ફરવા જવાનું હા એજ તને કવ ના તને આઈય તારે work from home તો વાંધો જ ની ને તમે જતા રો ચાર દિવસ રોકવો laptop લીન જાવ તમારું કામ કરતા રો એમ beach said માં કોય home કે એવું કૈક લઇ લો તો ત્યાં મજા આવે

હમ આ તમાર માં આવે છે બવ ખબર ની શું છે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 ઓછો થયો પણ આવે છે ખરો એટલે એટલે ઘરે આવ્યા છે મેમાન આયા છે અમ એતો જતા રહ્યા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

એટલે તમારી વાત પૂરી નથી થતી કે એવું કૈક છે ખબર ની but એમ network માં કૈક તકલીફ આવે છે ખરી મને તો તમારું સંભળાય છે એના પછી હું તરત બોલું છું એટલે મને વાંધો નાથ લાગતો આછા OK વાંધો ની તો હું એમ કેતો તો કે તમે બેંગ્લોર ક્યારે આવસો એવું કરો મસ્ત આવવું આઈય ના બાજુ માં છે ના છે પોંડીચેરી છે આ બાજુ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 પાછલા મહિના માં ગયલા કે શું

કે તને beech પર જાવ હોય તો તમે માં પોન્ડિચેરીજાવ beech પર જાવ hill station તમારે જાવ હોય ચીક્મ્ગ્લુર છે આયા પેલું અમ ત્યાં hill stationuti વગેરા છે ત્યાં જાવ માં ખાવાનું બધું બવ મસ્ત મળે એટલે એમ અલગ અલગ type નું હા એમ અલગ અલગ type ની આયા બધી જગ્યા ઓ છે એટલે આયા થી બધું જોડે જ હોય બેંગ્લોર એટલે આમ sentral આવે બધું એટલે બેન્લ્ગોર થી ચાર પાંચ કલાક over night તમે જાવ એટલે બધું એમ કરાય તમારે એટલે ચાર પાંચ દિવસ જોઈન આવતા હોય તો આમ મજા આવશે એવું અર હમ એવો કૈક વિચાર કરવો પડશે મને કેમ કે હું મૈસુર તો ફરી આયો છું મૈસુર તો મસ્ત છે મારા બે ચાર friends ગયેલા મજા આઈ ગઈ એમ કે છે ને પછી તમે થાયલેન્ડ ગયા તા એતો મને કીધું જ ની તમે થાયલેન્ડની trip તો બવ જ મસ્ત હતી અમે લોકો પંદર દિવસ ગયા તા થાયલેન્ડ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 શું કેવાય પેલા અમે લોકો નવ દિવસ નું હતું પેલા ના બે દિવસ અમે બન્ગકોક માં પછી અમે અમ એક દિવસ કરાબીમાં એક દિવસ માં ને પછી ચાર દિવસ અમે લોકો રહ્યા આયા સુકેત માં સુકેત બવ ગમી ગયું અમને જવાના હતા પણ plan અમે cancel કર્યો પછી અમે સુકેત માં વધારે રહ્યા અને આયા થી તમે શું traveling માં જોડે tools traveling જોડે કરાયેલું કે પોતે જ arrange કર્યું તું બધું ના ના આપડી રીતે આપડી રીતે કોય tools traveler ની જરૂર નથી આપડી રીતે કરો ને તો આમ શું કેવાય તમારા ઉપર હોય આખો plan તમારે એવું ની કે ભાઈ આયા આટલું જ અમ અમારી રીતે અમે છ લોકો હતા આપડી રીતે hotel જોવા ની આપડી રીતે booking કરવ વાનું બધું ત્યાં બધું એમ એટલે થાયલેન્ડ માં ભી લોકો એમ english વિગ્લીશ બોલે તો તકલીફ નથી language નું બધું સમજાય તમને એટલે એવો કીય વાંધો આવ્યો નહી અમને અમ આપડા indan લોકો ને તકલીફ નહી પાડવા દેવાની

અમ fish oil દરવખતે માં તો smel આવે અલગ યાર બાકી એમ ચાલે એટલે હું તો આમ indan restorant છે ખરા સુકેત માં તો છે વધારે ચાલી જતું કામ અમારું એટલે આમ વાંધો ના આયો

એ આપડા friends લોકો હવે જાય તમને ત્યાં hotel કઈ કૈક જવાની કાય જવાનું પેલા છે ને આયા south નો plan કરો આરામ થી south છે ને ફરવાનું એમ તમને esy પડશે આયા તમે બેંગ્લોરમાં રોકવો તને south માં તમે ફરવા જાવ તમને આમ easy રેસે એક વાર આટલું કરવાનું પછી તમને જોવો આમ બાર નું પેલા indan covar કરો indan માં આપડે જોવાનું ખાવાનું બવ છે એટલે એમાં મજા આવે તમને તમે i thing તમે south ફર્યા નથી હજુ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 બીજું પછી વધારે નથી જોયું આછા આછા એટલે તો ભી તો ભી ફર્યા તો છો સારું

આતો હું indan indan પેલા cover કરો ને બાર કરતા તો ભી આમ ચાલે એક કામ અલા મને એક call આવે છે એક કામ કરજો ને તમે અમ હું તમને call કરું છું થોડી વાર માં ચાલો ને હોને હા ચાલશે ચાલો હું તમને થોડી વાર માં call કરું by by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 hello hi મારુ નામ ધર્મિષ્તા છે. અને હું હમના તમારા થી વાત કરીશ ફ્લૂટ ફ્લૂટ માટે મતલબ કે પૂર બાડ flood. એટલે બાળ એટલે બાળ માં હું તમને બતાવીશ કે આપણે સુ સુ કરવું જોઈએ? અને શું શું આપણે મદદ કરવી જોઈએ લોકોની? અને આપણે સાથે કેવું કેવું problem આવે એવું આપણે

એટલો વરસાદ હતો કે બધા news માં બધી રીતે પાણી પાણી એમજ બતવતા હતા કે ખુબજ પાણી આવીયુ છે. અને ખુબજ વરસાદ થાય છે. બધી જગ્યા આ બાજુ ચારેય બાજુ પાણી પાણી દેખાતું હતું. એવી રીતના news માં બતવતા હતા કે બાણ આવ વાણી સંભાવના પુરી છે. તો અમે લોકોએ અમે લોકો ને થયુ કે ચાલો જોવા જઇયે.

તો જોવા ગયા હતા અને માજા આવી જોવાની અમને પણ અમને આ નાતી ખબર કે આ પાણી ભયાનક સ્વરૂપ માં થઇ જશે તેવી રીતે નું આટલું પાણી મતલબ કેવી રીતે અમારા ઘર સુધી પોહચી ગયું? એ અમને idea ન હતી. અમને નહીં ખબર હતી કે પાણી આવશે આટલું બધું કે અમે જ્યાં સુધી ઘરે પહોંચીશું. કે અમારા સાથે સાથે પાણી પણ અમારા ઘર સુધી પોહચી જશે. કેમ કે અમે તો ફરવા નીકળીયા હતા કે અમને idea ના હતો કે એટલે આ રીતે પાણી આવશે. આમ જાણે કેમ કે vehicle એ બધું હતું નહિ. આ ટાઈમ પર રીક્ષા ઓ બધી બન થઇ ગઈ હતી. એમ ચાલતા ચાલતા માંજે થી આવતા હતા. ઘરે આવિયા તો ઘરે આવિયા ને જોઉં તો ઘર સુધી પાણી આવીગયુ હતું. અમ તો અમને તો થયુ આ સુ થઇ ગયુ? હવે અમારા નીચે ના neighbour રહેતા હતા પાડોસી. આ અને બીજા બધા અમારા એક કાકા નો છોકરો હતો. આ ભાઈ ભાભી પાસેજ રહેતા. અમનું ઘર પર નીચેજ હતું. એમનો સમાન ઉપર અમને લાગ્યું કે ખાલી કમર સુધી જ પાણી આવશે. પણ એવું નઇ થયુ. પાણી ખાસું વધતું ગયુ અમને લોકોએ ખાલી કમર સુધી જ સામાન ઉપર કર્યો કે આટલું જ પાણી આવશે એવી રીતના. તો અમને idea ના હતો કે આટલું એકદમ થી એટલું બધું પાણી વધી જશે. એટલે પછી છે ને અમે લોકો આ સુ કર્યું કે અમે લોકો આ try કરી કે છે ને કે જેટલૂ બને એટલો સમાન અમે ઉપર લઇ ગયા અને બધુ દરવાજો બારી બધું બંધ કરી ને અમે ઉપર આવતા રહિયા. અને અમારા નીચે એક aunty રહેતા હતા. તેમનો પણ સામાન ઉપર લઇ લીધો એમનો એમનો બાબો તો બીજો નોકરી પર ગયલો હતો છોકરો. અને એમને contact થયો નહિ કેમ કે જયારે ઘૂંટણ સુધી પાણી આવિયા અને લાઈટ ને network બધા ના બંધ થઇ ગયા. તો હવે contact કરીયે કેવી રીતે ના કોણ ક્યાં ગયું છે કઈ ખબર નૈ પડે. એવી રીતની હાલત હતી. તો અમે જેમ તેમ કરીને માસી ને સાંભળીને ઉપર અમને અમારા જોડે shift કર નાખ્યા અમારા સાથે. કે હવે જોઈએ કે સુ થાય છે? એટ્લે પછી છે ને અમે કીધું કે હવે આપણે બધા શાંતિથી ધ્યાનથી જોઈએ. એક સંપીને બધા સાથે ને એકબીજાની મદદ કરીએ. તો ધીરે ધીરે રાત થઈ. તો